અમે ના પડતા તા તો પણ તમે ગયા. તારા લગન ની તૈયારીઓ બધી થઇ ગઈ છે. ના રે ના કાંઈ ઠેકાણા નથી.

પણ ત્યાં હું તને સાચી સલાહ આપું છું ત્યાં આટલું બધું સસ્તું મળે છે ને કે તું વાત નઈ પૂછ એટલે આપડા મતલબ છોકરીઓ માટેની તો એટલી મતલબ સસ્તી ચીઝો છે કે આપડે આપડા જે શહેર માં જે ચીઝો પાંચસો રૂપિયા ની મળી છે ને ત્યાં અઇયા બસો રૂપિયા ની મળી છે. તો તારા પપા ને તો ફાયદો જ થવા વાળો છે. હા પણ જોઈએ હાલ ને તું આવ ને બીજા બે ત્રણ આપડી સખીઓને લેતી આવજે કે છેને કે એક થી ના માને પણ વધારે હોય તો શાયદ માની ય જાય એવું કૈંક થાય અરે આપડા સાથે ઓલી બીજી છોકરી છે એના પપા તો તારા પપા કરતા પણ કેટલા બધા રોકટોક વાળા છે બધી જ વાત માં ના પડી છે. તો પણ જયારે અમદાવાદ જવાની વાત આવી ને તો તે ફટાફટ રજા આપી દીધી કે નઈ નઈ હવે તમે બધા મોટા થઇ ગયા છો અને તમારે બધાને બાર જાઉં જ જોઈએ. મને યાર પૂછવામાં બીક લાગે છે પૂછવામાં બીક લાગે છે. કે કૈંક એવું તો કાંઈ નહિ પૂછી લો એવું હોય તો હાલો તમે સમજાવો મને પણ બૌ જ ઈચ્છા છે કે આપડે બધા ભેગા થઇ ને ફરવા જઇયે કેમ કે આ છેલ્લા છેલ્લા પ્રવાસ નો મોકો છે પછી તો કોણ ક્યાં હશે કોને ખબર. એટલે ખાલી તારા પપ્પા જ આવા છે કે તારી મમ્મી પણ આવા છે. ના ના મમ્મી તો આવા નથી પણ અવે હવે પછી પપ્પા ના પાડે પછી મમ્મી પણ એમ કે ના હવે એ ના પાડે છે રેવા દો ને પછી કઈ થાશે મને એમ ખિજાવશેને એ બધી વાતો નડતી હોય ને. એટલે હું તને સુ કૌ છું કે તું પેલા તારી મમ્મી જોડે વાત કરી લે જો તારી મમ્મી હા પડતા હોય ને તો પછી તારી મમ્મી નો support લઇ ને આપડે તારા પપ્પા થી પણ વાત કરી લઈશુ.

સુ કરું હવે એમ થાય છે કે લગન થઇ જાય તો કાંઈ જાણ છૂટે. અરે બધા જ છોકરીઓની એજ હું પણ એવું જ વિચારતી હતી. કે લગન થઇ જાય તો એટલે આપડે આપડે

ક્યાં આવ્યું સસુરાલ માં

ક્યાં જાયે કોઈ હોય જ નાઈ બીજો કોઈ હા એ પણ સાચી વાત છે પણ એમ નઈ એટલે તારા લગન ને હજી કેટલી વાર છે. એ વાર એમ તો મને લાગે છે કે છ સાત મહિના તો નીકળી જાશે હો ભાઈ ના ને અવે કે છે સાથે કરવાનું અચ્છા તો એમ નઈ આપડે ત્યાં સુધી તો ગણી બધી ચીઝો તારી લેવાઈ જશે આઇયાથી અને તને ખબર છે ત્યાં એક સાયન્સ સિટી કરીને પણ એક છે અમદાવાદમાં હા મેં હમણાં જ સાંભળ્યું મેં news માં થોડાક time માં થોડાક time પેલા જ જોયું આ science city જેવું છે. હું કેતી જ હતી ઘરમાં કે હાલો ને આપડે જઇયે પણ આ family સાથે સુ આપણને આટલી માજા ના આવે જેટલી આપણને સખીયો સાથેને ફ્રેન્ડ સાથે આવે ને એટલી ના આવે.

એતો છે જ ને આપડે ખાલી ખબર છે ને picnic પર ગયા હતા તો બધાએ સાથે મળીને hotel માં જામ્યું હતું ને કેવી હા મજા આવતી બઉ જ માજા આવતી ત્યારે તો આપડે નાના નાના હતા અતારે તો કાંઈ ભાન જ નથી. જેમતેમ જેવા તેવા કપડાં પેરીને વયા ગયા તા એમ પણ ના થયું કે સારા કપડાં પેરીને ને જઇયે ફરવા જાયે આપડે લોકો તો ભરી દીધા તા કે આ વેફર લઇ જાઓ ને biscuit લઇ જાઓ ને કે જાને ત્યાં ખાવાનું તો મળશે જ નઈ. હા એ લોકો માં હતા અને તને ખબર છે આપડે બધા જૂનાગઢ ગયા તા તો સૂર્ય સુરજ છે કે ક્યાંક ત્યાં ઓલું બધું તારા ને ગ્રહો ગ્રહોને બધું દેખાડે છે એ તને યાદ છે કે ભૂલી ગઈ હા હા હા કાંઈ છે યાદ છે મને થોડું થોડું બધુંય એ યાદ છે તને એકવાર હું ride માં નથી બેસી ને તમે બધાય મને ઓલ રૂમ માં લઇ ગયા તા ભૂત ભૂતવાળો room હોય ત્યાં હું એટલું બીતી તી કે રડી રડી ને અડધી થઇ ગઈ તી. હા હા પણ એમ નઈ કે ત્યારે ખબર છે કે આપડી school નું કેવું નામ ખરાબ થયું તું કે બધા school ના બાળકો આવ્યા હતા ત્યાં science city માં અને ત્યાં બધું સમજાયું કે ગ્રહો ને હું કેવાય ને સૂર્ય આપણાથી દૂર છે તો બધી school ના વિદ્યાર્થીઓએ કાઇંક ના કાઇંક સવાલ પૂછ્યું પણ આપડા school વાળો એક પણ વિદ્યાર્થી ઉભો ના થયો કાંઈ પણ પૂછવા માટે. હા સાચી વાત છે આપડે બધા ડબા જેવા હતા આપણને પણ કોઈ ના કે હાલો પુછીયે કે કાંઈ જોઈએ નવું સિખિયે બસ આપડે તો બોગા ની જેમ બેસી ગયા તા કે હાલો જે કરાવે છે ઈ હાલે છે. હા અને બે ત્રણ જણા ઉભા થયા તો પછી બાર જઈને આપણને principal ખુબ આપણને સંભળાવી હતી કે તમને school માં આટલું સીખ્વાડીયે છીએ ને તમે સ્કૂલ નું નામ ખરાબ કર્યું.

સાચી વાત છે હવે એટલે આપડે બધાયે હા એતો છે જ ને એ એક જ વખતે તું picnic માં આવી હતી ને અમારે સાથે

જિંદગી માં એક જ વાર આવી હતી ને એ તમારી સાથે આવી હતી બસ એના પછી હું ક્યાંય ગઈ જ નથી. એના પછીં અમને કચ્છ ભુજ લઇ ગયા તા school તરફથી

હા અમે બધાય ગયા તા ને ત્યાં અમે ઓલું સુ છે નમક નું રણ છે ને ત્યાં હા

તો તે જોયું અને કચ્છ ભુજ ની પુરાણી સભ્યતાઓ અને બધી માણસોના પહેરવેશ ને એ બધી જોઈને બઉ સારું લાગ્યું હતું એમાં કૈંક શીખવા જેવું હતું ખબર છે. વાહ વાહ સારુ કેવાય હો

એટલે આપણને ઠંડક આપડે ને એવું બધું ય હોય જોયું છે ને મેં ઈ ટીવી માં જોયું તું ઓલું તારક મેહ્તા માં ને એમાં જોયું તું અચ્છા ન અમને તો પછી અમારા છસો રૂપિયા લીધા હતા ને પીકનીક ના તો પછી આટલું બધું મોન્ગી facility વાળું જે પણ કાંઈ હતું એ પછી અમને લોકોને નતુ આપ્યું અમે ખાલી ફરવા બધી જગ્યાએ આખું કચ્છ ભુજ દેખાડ્યું પછી ત્યાંના કપડાં તે લોકો જે કપડાં પેરે છે એ બધું અમને પહેરાવીને પછી ફોટા પાડ્યા.

હમ હમ હમ હવે તો સુ ખબર school માં સુ ચાલતું હશે કે લઇ જાય છે કે નઈ

આવું છે કોઈ કાંઈ teacher કે શિક્ષકો કે ઈ પણ કાંઈ બોલતા નથી ઈ લોકોને. હમ હમ સારું થયું આપડે એ જમાનામાં નતા યાર બાકી તો સુ થયું હોત અરે નઈ આપડા time માં પણ એ બધું હતું જ પણ આપડામાં આટલી સમજ નોતી કે આ બધી ચીઝ આવી કેવાય અને કેમ તે આ તારા પપા તો પેલેથી જ આવા રોકટોક વાળા છે અને મારા પપા પણ એવા જ હતા કે મને બધી જગ્યાએ મૂકી જતા અને લેવા પણ ખુદ જ આવતા. સાચી વાત છે એટલે આપણને આમ બારનો માહોલ મઈલો જ નથી કે આપણને ખબર હોય ત્યારે પણ સાચી વાત થતું હશે આવું બધું ય ઈતો ક્યારેય પૂઇછું નઈ આજે એમ થયું હા ત્યારે પણ થતું જ હતું બધી વક્ત માં એવા હોય જ પણ આ સુ અત્યારે તો બૌ સાવ normal જ થઇ ગયું છે બધું હા ને ઉપરથી વધી ગયું છે. હમ હમ હમ અને બીજું અઇયા સુ

હા તને ખબર છે ને યાર મને બઉ ભરેલું ભરેલું હોય ને ઈ ના ગમે ભલેને એ ઓછું હોય કોઈને થોડું મોંગુ હોય હશે એ પણ ચાલશે પણ આ ભરત ભારત ભારત વાળું કામ નથી ગમતું મને હું કેતી જ હતી ક આપડે કોઈ સારી જગાહે જાસુ કે જ્યાંથી આપણને આપડી ઈન જેવી choice હોય એવું મળી જાય ના ના મળી જશે અઇયા મેં કેમ કે અમદાવાદ તો મેં કેટલી ફેર ગઈ છું અને બધી જ friend જો આપડે પાંચ છ friend છે તો એટલે આપડે ભેગા મળીને જઈસુ કેટલી સરસ તારી shopping પણ થઇ જશે

બધી બધીની પસંદ નું બધી પોત પોતે લૈ પણ લેશે એટલે કાંઈ ટેન્શન જેવી તો કોઈ વાત જ નઈ

હમ હમ પછી તે તારું ભણતર પૂરું કર્યું. હા હવે graduation સુધી કરી લીધું પૂરું અન પછી બસ ને મૂકી દીધું થાકી ગઈ તી હવે યાર આ આખી જિંદગી આપડે ભણવામાં નીકળી છે ત્રણ વરશ થી લઈને વિસ વરશ સુધી ભણી ભણી ને થાકી ગઈ. સાચી વાત છે નકે મને લાગ્યું તારા પપા એ હા ઈ કેટ હતા કે સીએ કરી લે ને એમબીએ કરી લે ને પણ પછી બસ હું થાકી ગઈ તી કે હવે નથી કરવું આગળ હમ હમ હમ નકર બધું બધા આગળ વધી જાય છે ભણી ભણી ને કેટલુ આ બધાને જોઈને એમ લાગે છે આ લોકો કેમ કરી લેતા હશે તો પછી આટલું time પાર આપવુંને ને યાર પછી આપડે ખબર છે ને હોય આપડું કેવું હોઈ આપણને લગન હોય તો જાઉં જ છે આપડે ફરવા તો જાઉં જ છે આપડે આ તો એમાં આપડે નાચવું હોય બધુંય આપણું ચાલુ જ હોય હા સાવ સાચી વાત છે મારેય એવું જ થતું તું અમે અમે બેય શહેરોમાં નઈ રેતા તા તો થોડુંક time થાય તો ત્યાં જવાનું થઇ જાય તો school માં ઈ રજા પછી અઇયા આવીયે થોડુંક આપડે Level ઉપર આવિયા હોય તો પાછું કે કે ચાલો જાઓ હા સાવ સાચી વાત છે હાલ ને હું સમજાવીશ હું છે ને મારા ભાઈ ને કૈસ તો ઈ મારી મમ્મી ને સમજાવી દેશે ને તો લઘભગ મારી મમ્મી જશે ને તો મારા પપ્પા પણ માની જશે બાકી માર આવું તો છે જ તમે લોકો તો કરતો જ મારે જોઉં છે અમદાવાદમાં બધી બૌ નવી નવી ત્યાં ખબર છે ખાવાપીવાની કેટલી સારી સારી item હોય છે હું youtube માં રોજ જોતી હોઉં રાત્રે એવું સારું સારું હોય છે ને તને ખબર છે મને કેવું ભાવે બારણું બધુંય ચટપટું ખાવાનું આટલા તો એટલું જમવાનું અન અમદાવાદના લોકો ખાવાના એટલા શોખીન એટલા શોખીન કે તું વાત ના પૂછ આઇયા જગ્યાએ જગ્યાએ બસ જમવાનું જ છે કાંઈ પણ જોવે બધી ખાતા જ હોય એટલ કોક કોક વખતે તો મને એમ થાય કે યાર કોક તો જગ્યા ખાલી રાખો કે આપડે બધી કોઈ બી ચીઝ લેવા જવી હોય આપડે લાઈનમાં જ ઉભી રેવું પડે છે હા સાચી તે જોયું જે વધારે ખાતા હશે ને ઈ લોકો આવા દુબળા હશે એવા દુબળા હશે કે મને તો અફસોસ થાય કે કેવું સારું કેવાય કે આ લોકોનું એ ખાય તો પણ દેખાતું નથી અને હવે તો એવું થઇ ગયું છે કે થોડુંક ખાઈએ તો આપડે આઈ શરીર હોય

અરે યાર એતો મારા તરફથી હૂતો કૈંક નમતી નથી એટલી મોટી થઇ ગઈ છું એટલી જાડી થઇ ગઈ છું ને બે વરશ થી તને મેં જોઈ નથી હવે જોઈએ તો ખબર પડે કે હાલ ધ્યાન રાખજે તારા શરીર નું પછી dieting કરવી પડે અને આપડા જીવ ને મારવા જેવું છે ખબર છે એમ બધું સારું છે પણ જેવું આપડે મોબાઈલ માં જોઈએ છે ને એટલું બધું જ મન tastey નથી બઉ લાગતું સ્વાદિષ્ટ નથી લાગતું

મને લાગે છે કે આ video બનાવા માટે કરીને એ લોકો આવું આવું સારું સારું બતાવતા હોય બાકી તો એવું નઈ હોય ના ના જરાય નઈ મને તો ખાવાનું અઇયા નથી ભાવતું અને એવું છે કે ખાલી નામ નઈ કે કે નામ મોટા ને દર્શન નાના એવું બધું કામકાજ છે આઇયાંતો

મને કેસે તું બીમાર થઇ જાશે ને નઈ જવા આ ને ઓલું ને એમ જ કેસે બધુંય તારા પપ્પા તારી બઉ વધારે જ ચિંતા કરે છે નઈ

સુ કરીયે ક્યારથી રાઈખું છે ને આવું પ્રેમથી પેલાથી હમ હમ ના ના ના અમે આવસુ તારી ઘરે તો તું ક્યારે રવિવારે free હોઇસ હા તમે લોકો જયારે કો ત્યારે free થઇ જૈસ બાકી હું તમને message કરુંને પછી આવજો કે પપ્પા ઘરે હોય તો બાકી તમારું આ વસ્તુ વ્યર્થ જાશે એમના એમ હમ હમ હમ હતો તારા પપ્પા જોડે જ અમારે વાત કરવાની છે. અને ત્રણ ચાર દિવસ માટે તો plan છે જ કેમ કે આપડે પછી અમદાવાદ એક જ દિવસમાં જઈને પાછું નો આવી શકીયે હા હા એ તમે લોકો વાત કરી લેશો મને લાગેછે કે મણિ જાશે. try કરું છું જોઈએ બાકી મારે આવું જ છે તમે please માનવી જ લેજો હો કાંઈ પણ કરીને. અને ત્યાંથી પછી આપડે બધી જૂની ઇમારતો અને અમદાવાદમાં તો કેટલું બધું જૂનું જૂનું રાખેલું છે બનેલું છે ત્રણસો ચારસો વર્ષ પુરાણું. તો તે બધી જોવાની સભ્યતાઓ જોવાની પણ બઉ જ માજા છે ખબર છે. હા આપડે જાસુ બૌ જ માજા આવશે. હમ અને તું પણ તારે જ્યાં જ્યાં ફરવું છે. તે તું પણ નોટ માં લખી દેજે એટલે આપડે તારે જ્યાં જ્યાં જાઉં છે એ બધી જગ્યાઓ પણ અમે લખી લઈએ તો આપણને કાંઈ આગળ જતા પ્રોબ્લેમ ના થાય હા પેલા હાલો આપડે માનવી તો લૈયે પછી બધુંય કરી લઈશુ. ના ના માની જ જાશે હું આવીસને તો હું ખુબ કૈસ કે ના ના હવે કાકા મોકલોને સાથે તે એવું બધું સુ કરો છો.

હા તો ચાલ હું બધીને લઈને તારા ઘરે તું message કરજે એટલે અમે બધી એ ટાઈમે તારા ઘરે પોહચી જાસુ ઠીક છે. હા હા ઠીક છે. હાલ હું ભાઈ ને વાત કરીને પછી તને message કરું હો. હા ઠીક છે ચાલ રાખું છું હા રાખો.

એ હ chapter too કુસુમ નું કથન. કુસુમ ઓ કુસુમ તને થોડીક વાર કુસુમ ના માંડવા આગળ થઇ ને

તે છેલ્લે માણસની ઓરડી ની પાછળ એક પીપળા પાચળ કંઇક ઘસારો લાગ્યો કાન માંડ્યા બીજા ઝાડ પાછળ સંતાઈને જોયું અને જુએ છે કે થાલીમાં કંઈક રાંધવા બેસેલી કુસુમની પીઠ મરણનો એક જાડો સાલો પહેરેલો તેથી ઓળખાય નહીં પણ જરી કે પાછળ જોયું તો કાન નાક આંખ ગાલ સર્વ કુસુમના જ સ્વાસ ઋથી disturb થઈ હતી આથી હાથ મૂકી બાકી બધું આ ચિત્રને જોઈ રહ્યો

એની માને દુઃખ આવી પડ્યું એટલે એને સુજતું નથી ને બાપને પાર પાડ માં દીકરી નું ચરિત્ર વસ્તુ નથી એવા એવાને બુદ્ધિ લોટ પામી ગઈ કે અમારા તો સસરા હતા છતી થાવ નાના જો તો ખરી આ વેશ આખરે ક્યાં ઉતરે છે અને કેમ ઉતરે છે માણસની ઝૂંપડી અને વાળીના કોર્ટ વચ્ચે ખાલી જગ્યા હતી અને તે સીજડાના ઝાડની છાયા થી ઢંકાઈ હતી આ ઝાડના મૂળ આગળ કુસુમની જુમપડી જ ખાડો ખોદી ચૂલો કર્યો હતો અને તેમાં દેવતા સળગાવી ઉપર હાલમાં ખીચડી ચઢાવી હતી. પોતે પાછી એક ઈંટ ઉપર અડધો સીટ અડધો જગ અડધો ટુકડી બેઠી હતી. પોતાના શરીર ઉપરથી સર્વ અલંકાર કાઢી મુકેલા હતા પણ પીપળા ના તળ આગળ પોતે કોઈકે જોઈ બેઠે બેઠે પેલી એવી લાગતી હતી અને પીપળાનું અલંકાર જાતે જ કોઈ પડી હતી કૃષ્ણ પક્ષમાં

તે જોતા સુંદર ને ઉમકડો આવ્યો અને ક્ષતિ થઈ બાજી પડતી અટકી ઝાડની ડાળો અને પાંદડા વચ્ચે ની કોયલ ટહુકી ઉઠે તેમ શાંતિથી છાયે થી ઊભા હતા આજ સ્થાનમાં કુસુમ બોલીને સુંદર માં પગ અટક્યા થમલી આ ચૂલામાંથી દેવતા ગીર થાય છે અને હુવાડો થાય છે તે વખત શું કરવું થોડીક ક્ષતે જે ઉઘેલું ઘાસ એક લાંબી કાતર વડે બેસી બેસીને જાતથી બાવન બોલી ઊભા રહો ભૂંગળી લાવું. ના ના ભૂંગળી ના હોય તો એ ફૂંક મરાય એમ કર કે સારું કામવાળી નહીં ભૂંગળી મળે અને તમને જંગલમાં નહીં મળે ત્યાં તો ઘણાએ વાંસ હોય પણ વાંસને કાપવાનું જોઈએ ક નઈ આપણે તો વગર ભૂંગળી એ તાપ લાગે એવું બતાવો ઉઠી આવી ચૂલા સામે જોતી જોતી બોલી માર બહેન તમે કરમી લો તેને હાથે કાળાકર્મી ધંધા કરવા જાઓ ઘેર જાઓ જાઓ જુયો તો ખરા આ કાળા ધુમાડાએ તમારી આંખો કરી છે કે શું આના ફૂલ જેવી તે હું કવ એવું તું કર બાલા કંઈક વિચાર કરીને બોલી પાંદડા ને ઘાસ મા બેસતા પૂરો થયો બીજા સૂકા પાંદડા ને લાવ્યા વગર નહીં બળે તે તેમ કરતા કરતા ખીચડી કાચી કાચી સુકાઈ જશે પણ છે થોડોક એ ભૂકો ત્યાં થોડોક લાગશે માટે ફૂંકવાનો રસ્તો બતાવું અહી તો કઈ એનાથી કોઈ ફાયદો નથી ફૂંક જેવી ફૂંકો મારો તે તમારા નાજુક મો માં જોર કેટલું? હું ફૂંક મારું તો ઓગના ઓ ને તમારા માં ફુકવાન જોર નહિ કુસુમ જરાક ઉંચી થઇ વિચાર માં પડી ને બોલી જો ભૂંગળી ઠેકાણે હથેળી રાખી મો આગળ રાખીને ફૂંક મારુ તો દેવતા સળગશે કે નહી હા લો એમ કરી જુઓ ફૂંક મારતા આંખમાં રાખ ઉડીને મણ હાચી પડી લ્યો લો હવે જાઓ જેનું કામ છે જે કરે આવા રૂડા મોં ઉપર રાખોડી ઉડી ને ચોટી બાંધ્યો જેવા કાળા હોય તો બરાબર લાગુ અત્યારે કેવી લાગે છે તેની વડે ભૂલી ત્યાંથી ફરી ફૂંક મારવાનું કરતી કરતી કુસુમ બોલી ઉત્તર મારતા પહેલા દરેક ફુંક મારવા લાગી મામાં ને ઉતર સુજે તે પહેલા ભડકો થયો અને સુંદરતા પાસે આવીને બોલી ઉઠી આ દિવસમાં થોડી વાર દિવસે ઠનકાયેલો ચંદ્ર લાગે છે એવું તારું રાખોડી મો તારું લાગે છે કુસુમ કાકી કંઈક સ્વસ્થ થઈ આલાનું ઢાંકણું ઉપાડી થયેલા છોડિયા વડે ખીચડી ના દાણાપહેલા છોડિયા કાઢી શાંતિથી જોતી હતી તેની પાછળ દૃષ્ટિ રાખી કુસુમ બોલી કાકી આ રાખોડી એનું એ બે આપડું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

કેમ કુસુમ મને માને છે કે નહીં ઊઠે છે કે નહીં ઊઠે છે કે ઘરમાંથી વડીલને બોલાવું વાટકી માંથી દાણા પાછો નાખી પણ રાખતી કુસુમ બોલવા લાગી એ શું કાકી એમ જાણો છો કે વડીલ કુસુમ તમારી પેઠે ધમકાવશે પણ એટલું તો થશે કે તારા શાળા જોડે વડીલ દુઃખના દરિયા માં ડુબ સે બાનું કાળજું બાળે છે અને દાદા નું બાળ જોવું તો ખરી કે કોના કોના કાળજા બાળે છે પારણા ઓછા કરીને ભણાવ્યાં પણ આવી અને કામ બગાડે અને તારા બાપ નથી જાણતા પણ દાદા તો જાણે છે આજે ઉગાડી માં હૈયા પાણી વેડફી વેડફી પાણીની ધાર બોલી કુસુમ બોલી કાકી એક કબૂલ્યા દાદા તો વળી પિતા જેટલું કુસુમને કહેવાનું નહીં અને પિતાજી ની જોડે તો બવ બોલે નહીં પણ દાદા જોડે તો કહેવાય એટલું કવ એમાં લંબાવી ખભા ઊંચા કરી કુસુમ બોલી હું તે કોઈને ગાંઠવાની નથી શું કરીએ આને તે પણ બોલ તો ખરી આ બધુ શું કરે છે અને શેનો વેશ કાઢ્યો છે મને તો તારી કંઈ સમજણ પડતી નથી કાકી કોઈને ભારે પડ્યા વિના ખરેખર એકલા બારીએ બેઠા કેમ રહેવાય આવું કેમ ખવાય આવું કેમ પહેરાય તે સોચે છે ઊભી થાય કાકીના સામે પડતી પહેરેલા વસ્ત્રના સાદો પાલવ હાથમાં ચાલી બતાવતી અને આંખ વડે હાલી બતાવતી કુસુમ મુક્તિ બોલી અને અંતે કાકીની આંખો સામે કાકી ને જોઈ રહી કુસુમ તારે ડરવું કરવું હોય તે કર પણ આ કંઈ સારું કરતી નથી વિશ્વાસ મૂકી સુંદરે કાકીના ખિસ્સા ઉપર લમડે હાથ મૂકી બેઠી અને કુસુમના ચૂલા સામું જોઈ લઈ થોડીવાર હાલીને જોઈ ઊભી થઈ બે ત્રણ પાંદડા વીણી કુસુમ પતરાનું કરવા બેઠી તે તેને સળીયોના પત્તાથી શાંતિ શાંતિ થી બોલી કાકી ખાવાનું હોય તો ચાલો એ પણ વીસ લાખે તેથી પણ બચત

hello hello

અવાજ આવે છે મારો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

બસ જો free હતાં એટલે call કર્યો અચ્છા free થઇ ગયા એમ ને તમે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

હા આજે રજા હતી college માં અચ્છા કઈ college માં છો આપડે સાથે જ છીએ કા ભુલાઈ ગ્યું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 હા મતલબ અલગ અલગ class માં હોય એટલે ભુલાઈ જાય ક્યારેક ક્યારેક હા હા શું થાય આવું અવાજ બઉ બેકાર આવે છે હા એ તો internet problem હશે એટલે થાશે હા કાઈ નઈ એટલું તો રેવાનું જ ને હા એમાં પણ પાછું five g launch કર્યો એટલે four g પછી ધીમું આવે છે ને અત્યારે હમ તમાર કયો four g phone છે કે five g phone છે